ચિત્ર એક લગ્નનો સીન દેખાતું છે જ્યાં ઘણા બધા ફલ ફૂલ સજાવીને મૂક્યા છે.

પાછળની સાઈડ એક ખુલ્લુ મેદાન દેખાતું છે અને મેદાનમાં એક મોટું વૃક્ષ પણ દેખાતું છે.

એની લેફ્ટ સાઈડ પર બે બાઈક પાર્ક છે અને રાઈટ સાઈડ પર મોટા વૃક્ષો દેખાતા છે.

આ ચિત્રમાં આર્યુવેદિક આયુર્વેદા કોલેજ જે વાગલધરામાં આવેલી છે તેનું મોટું બોર્ડ મારેલું છે.

સામેની સાઈડ પર ફોટા પાડવા માટે એક જોપડી પણ બનાવેલી છે ત્યાં લોકો આવીને બેસે પણ છે.

અહીં ઘણી બધી શાકભાજીઓ દેખાતી છે જેમ કે ગાજર ટામેટું ફ્લાવર મરચા ટીંડોળા આદિ.

ચિત્રમાં એક મંડપ બાંધેલું દેખાય છે જે મંડપનો રંગ વ્હાઇટ પિંક ઓરેન્જ દેખાતો છે.

અને એવું લાગે છે કે આ એક ઐતિહાસિક અને જૂની જગ્યાનું સાબિત કરે છે.

આ ચિત્રમાં એક વાડી છે જેનું નામ છે શ્રી દશાલાડ વાણીક પંચ સંચાલિત શ્રી ગાદીજીની વાડી મોટી મહેતવાડ વલસાડ.

ઉપરની સાઈડ પર બે મોટા મેડલ જેવા પણ દેખાતા છે જે શીલ્ડ ના આકારમાં છે અને અહીં ટે લોકોનો ફોટો એક માણસ પણ લેટો છે.

આ ચિત્રમાં વલસાડ નગર સેવાસદન નામક એક જગ્યાનું નામ છે અને એની ડાબી બાજુ ઓરેન્જ કલર નો પિલર દેખાતો છે.